આ ટ્યુટોરીયલમાં તમારું ફરી સ્વાગત છે જેમાં આપણે do વ્હાઇલ લૂપ શીખીશું
તેને do વ્હાઇલ સ્ટેટમેન્ટ પણ કેહવાય છેતમે તેને સ્ટેટમેન્ટ અથવા લૂપ કોઈ પણ રીતે બોલાવી શકો છો
આનો પાયો વ્હાઇલ લૂપ સમાન છેજોકે શરત લૂપના અંત માં ચકાસાય છે પ્રારંભમાં નહીં
આપણી પાસે ડીઓ છેઆપણો બ્લોક કર્લી કૌંસોમાં છેઅને વ્હાઇલ અંતમાં છેઅને પછી શરત અહીં છેતો આ રહી શરત
હવે હું એક નાનો પ્રોગ્રામ લખી રહી છું હું દરેક સમયે સંખ્યાઓની વૃદ્ધિ કરું અને દર લીટીએ એચો કરું જેવું મેં મારી વ્હાઇલ લૂપમાં કર્યું છે
હવે શરત જ્યારે સંખ્યા ૧૦ સુધી પોહચેહું ઈચ્છીશ કે નામે નામની એક ચલ સંખ્યાબીજા નામમાં બદલાય જાય જ્યાં લૂપ સમાપ્ત થાય
હું તે શરુ કરવા લખીશ નમ 1 પછી હું લખીશ માય નામે ઇસ એલેક્સ લૂપની શરત હું જે ઇચ્છુ છું વ્હાઇલ થે નામે એલેક્સ જ્યાં સુધી nameAlex છે આ લૂપ ફરશેતો ક્યાંક આ શરતમાં આપણને કેહવું પડશે કે નામને Billyમાં બદલો અને પછી આ લૂપ ચાલુ નહીં રહે કારણકે નામ એલેક્સ નહીં રહે
હવે આપણે ડીઓ લુપમાં આઇએફ સ્ટેટમેન્ટનો સમાવેશ કરીશુંયાદ કરો તમે આઇએફ સ્ટેટમેંનટ્સની અંદર આઇએફ સ્ટેટમેંનટ્સ મૂકી શકો
લૂપ્સની અંદર આઇએફ સ્ટેટમેંનટ્સ મૂકી શકો
લૂપ્સની અંદર લૂપ્સ મૂકી શકો
અને તમારે આમાંથી જે કરવું હોય એ આની કોઈ સીમા નથીજ્યાં સુધી તમારો કોડ બરાબર કાર્ય કરે છે અને યોગ્ય રીતે વહે છે અને તે અનંત સંખ્યા ઉત્પન્ન ન કરેત્યાં સુધી બરાબર છે
હવે આપણે લખીશું તે ડીઓ છે
પહેલા નંબરનું મુલ્ય એચો કરીએ
લીટીને તોડવા તમે તેને સંક્ષિપ્ત એચટીએમએલ કોડ સાથે જોડી શકો
અહીં હું લખું છું num જે num1 સમાન જ છે
પછી આઇએફ સ્ટેટમેન્ટ આઇએફ નમ ઇસ ગ્રેટર થાન ઓર ઇક્વલ ટીઓ 10 થેન નો એચો જો નમ ૧૦ કરતા વધારે અથવા સમાન હોય તો એચો ન કરવું Iમારે નામે બિલી કરવું છે
ચાલો હું સંક્ષેપ આપુંયાદ કરોહું અહીં છગડીયો કૌંસ નથી વાપરતી કારણકે મારી પાસે કોડ એક જ લીટીનો છે જે આઇએફ સ્ટેટમેન્ટ પછી બ્લોકમાં જ અમલમાં મુકાશે
તેથી મને માત્ર એક જ લીટીના કોડની જરૂર છે કારણકે તે બરાબર દેખાય છે
તો ચાલો હું સંક્ષેપ આપું કે મેં શું કર્યુંમેં સંખ્યાને ૧ થી સેટ કરી
આ મારી ચલ સંખ્યા નમ છેઆ વધી શકે છે અને ઉપયોગકર્તાને એચો વડે દ્રશ્યમાન કરી શકાય છે
મેં નામે એલેક્સ સેટ કરી દીધું છે
આપણે આપણું ડીઓ શરુ થાય છે
નામ હજી એલેક્સ જ છે
કોઈ શરત ન હોવાથી આ કોઈ પણ પરવાહ કર્યા વગર ચાલશે
હવે આપણે તેમાં ૧ વધારી ૨ કરીએ છીએ
હવે આપણે કહીશું કે નંબર જે હમણાં ૨ છે તે ૧૦ કરતા વધુ કે સમાન હોયજે સમાન નથીતો આને ચાલુ રાખવું
તે નથીતો તેને ટાળી દોતે નામે એલેક્સ સાથે આગળ વધશેઅને પછી ફરી પ્રોગ્રામની ટોચ ઉપર જશે
આ હજી ૨ જ છેમતલબ લૂપ કોડના બ્લોકમાં ફસાઈ ગયી છે
તે ૨ એચો કરે છે તે એક ઉમેરશે અને ૩ કરશે
અને પછી તે કેહશેશું ૩ ૧૦ કરતા મોટો કે તેના સમાન છે
ના તે નથી
તો નામે બિલી નથી થતુંપણ તે બાકીનો કોડ ખતમ કરે છે
નામ હજી એલેક્સ જ છે
તો લૂપ હજી ચાલે છેઅહીં તે જ્યાં સુધી ૧૦ ન થાય ત્યાં સુધી ચાલશેપણ ૯ ઉપયોગકર્તા સમક્ષ એચો થશે
હવે નંબર ૧૦ થશે
આઇએફ શરત સાચી થશે
નામે માં બિલી સેટ થશેઅને વ્હાઇલ શરતમાં એ એલેક્સ સમાન નથીતેથી વ્હાઇલ લૂપ સમાપ્ત થશે અને નીચેનો કોડ ચાલુ રેહશે
તો ચાલો આ કોડ અમલમાં મુકીએઆના ઉપર ક્લિક કરીએ
બરાબર આપણને ૧૨૩ થી લઇ ૯ સુધી મળે છે
સ્પષ્ટરૂપે આપણી શરત પૂરી થઈ ગયેલ છેઆપણું નામે બિલી માં બદલાઈ ગયું છેઆપણું નામે હવે એલેક્સ રહ્યું નથી
તેથીઆપણી લૂપ અહીં સમાપ્ત થઇ ગઈ છે
હવે આઇએફ ને ૧૧ થી બદલો અથવા તને નમ ને ૦ થી બદલો
હવે આ કાર્ય કરતુ નથી અને તમે જાણશો કે કેમ એમ
આપણને ૦ થી ૯ મળે છે
આનું કારણ તમારો શરૂઆતનો નંબર છે
તે શું કરશેજેમ મેં પહેલા કહ્યુંતે વર્તમાનના નંબરને એચો કરશેપછી તેમાં ૧ નો વધારો કરશે અને પછી તે આઇએફ સ્ટેટમેન્ટમાં સરખામણી કરશે
તો તમે જે જોઈ નથી શકતા તેની સાથે સરખામણી કરી રહ્યા છો
જો તમે આને બદલી ૧૧ કરોતમે તેને ૧૧ સાથે સરખાવશોપછી બિલી વડે તેને બદલશે અને પછી તે લૂપને સમાપ્ત કરશે
આપણે સંખ્યા ૧૧ને ક્યારેય નહીં જોઈ શકીએતે માત્ર અંદરની સરખામણી છે
જો આપણે તેને રીફ્રેશ કરીએતો આપણે ૧ થી ૧૦ જોઈ શકીશું
તો આ હતી ડીઓ WHILE લૂપતેઓ ઘણા સમાન હોવા છતાં ડીઓ WHILE લૂપ જ્યારે તમે તર્કવાળા પ્રોગામ ચલાવો ત્યારે વ્હાઇલ લૂપ કરતા વધારે ઉપયોગી છેતે અમુક કિસ્સાઓમાં વધારે ઉપયોગી નીવડે છે
તો આનો અભ્યાસ કરોકેટલીક સંખ્યાઓ દાખલ કરી પ્રયત્ન કરોવળીમેં જે બનાવ્યો તે પ્રોગ્રામને ફરી બનાવવા પ્રયત્ન કરો
લૂપ્સ વિશે હજી વધારે ટ્યુટોરીયલો થોડા જ વખતમાં ઉપલબ્ધ થશેતો જોતા રહો
ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું શિવાની વિદાય લઉં છુંઆભાર